ચારે તરફ પર્વતોની વચ્ચે પાણી વહેતુ નજરે પડી રહ્યુ છે છતા પણ પાણી કાલા--

આયોજન થઈ રહ્યુ છે ત્યારે નાના નાના સ્કૂલ ના ગુલકાઓ દ્વારા અલગ અલગ--

ડાઓ બનાવામાં આવે છે ત્યાં ગાડી ગેસ્ટ રહી સકે તેવિ વ્યવસ્થા સુંદર પ્રકારની કર--

વ્યાપારી દ્વારા વિવિધ પ્રકારની આઇસ્ક્રીમો નું પણ વિતરણ કરવામાં આવી રહ્યા છે અય અહીં ખૂબજ સારી વ્યવસ્થા કરવામાં આવી છે.

છે જેમાં વિવિધ પ્રકારનું ડેકોરેશન કરીને મંડપની શોભા વધારવામાં આવી રહી છે ત્યારે આ અ અહીં લગ્નમાં--

આપણે એક મેડિકલ સ્ટોર ની અંદર આવ્યા છીએ અહીં વિવિધ પ્રકારની દવાઓ--

બાજુમાં રહેણાંક વિસ્તાર હોય તે પ્રકારનું નજરે પડી રહ્યુ છે એક અધિકારી પણ દર્શન કર--

વિવિધ ધર્મના લોકોને બોલાવીને ધર્માંતરણ કરવાની પ્રવુત્તિ કરાવતા હોવાનું નજરે સામે આવી રહ્યું છે.

આ તસવીરમાં એક પાણીની ટાંકી નજરે આવી રહી છે જે અલ્ટ્રાટેક સિમેન્ટ --

ને એડવર્ટાઇઝ દર્શાવી રહી છે અહીં નાના નાના ઓરડાઓ પણ નજરે આવી રહ્યા છે જાણે કે--

તનોના બૉડી વર્ક કરવામાં આવે છે અહીં મોટી સંખ્યામાં કાર નો કાપલો પોચી ચૂક્યો છે.

રજવાડી ડ્રેસ રજવાડી સાપોતરમ તમામ પ્રકારની વસ્તુઓ અહીં--

મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અહીં બે બસ પણ પાર્ક કરેલી નજરે પડી રહી છે.

જે અહીં મેટ્રો સ્ટેશન માં કેટલાક મુસાફરો પર મેટ્રો સ્ટેશન ની અંદર જતા--

બ્રીજ હોય તે પ્રકારનું નજરે પડી રહ્યુ છે અહીં ખખડધજ બ્રીજ ની પાસે પાણી પણ લરા ભરાયેલા છે અહીં જો બ્રીજ તુટે--

આ એક પૌરાણિક વાવ હોય તે પ્રકારનો ફોટો નજરે પડી રહ્યો છે અહીં મોટી સંખ્યામાં--